આ એક સરકારી આયુર્વેદ દવાખાનુ છે.

આ રસાયણની દવાઇઓ વગર આયુવેદ ની દવાઇઓ આપવામાં આવે છે.

કેટલાક બાઈકો પાર્કિંગ માં દેખાય રહ્યા છે એક ઝાડ નીચે ઘણા લોકો દેખાય રહ્યા છે આ સુંદર મજાની--

આમા એક ટેબલ દેખાઇ રહ્યુ છે તેના પર કેટલીક પેનો--

તેમાં એક લિફ્ટ દેખાય રહી છે તેનો દોરાન લોકો અ--

તેનું ડેકોરેટ ખુબ જ સુંદર કરેલું છે.

તેમા નીચે જમીન પર ઘ ઘાંસ દેખાઈ રહ્યુ છે.

બોવ ખુબજ વધારે લોકોની ભીડ દેખાય રહી છે.

ખુલા મેદાન નું ચિત્ર છે તેમાં ઘણા બધા--

મેદાનની બ-બહારની સાઇડ ઘણા બધા વૃક્ષો છે

કેટલા કેટલીક મોટી ઇમારતો દેખાઈ રહી--

આ ગેસ સિલિન્ડર ખૂબજ મોટા દેખાય રહયા છે.

તેમા એક ગાડી દેખાય રહી છે.

ની બાહરની બાજુ આ બાઇક પણ પડેલા દેખાય રહ્યા છે તેની પાછળની દીવારની સઈડે આ વૃક્ષો દેખાઈ રહ્યા છે.

એ ખૂબ સુંદર અને સ્વસ મંદીરનું ચિત્ર છે.